આ જગ્યા એકદમ ખૂબસુરત છે ત્યાં બેસવા માટે બેસ્ટ પ્લેસ છે ત્યાં એક માણસ બેઠો છે જે--

ઉપરની ડિઝાઇન એકદમ ખૂબસૂરત છે પાછળ ઝાડ છે બોજ બધા ઝાડ છે જંગલ જેવુ લાગે છે.

આ ફોટો ગેરેજ નો છે ત્યાં ઘણી બધી ગાડી રિપેરિંગ મા આવી--

જ્યાં નર્સરી થી આંઠ ધોરણ સુધીના બાળકો ભણે છે.

બધું આવેલું છે વેઇટ લિફ્ટિંગ બધું આવેલું છે અહીં લોકો દેખાતા નથી ફ્લોર એકદમ ક્લીન છે.

તળાવની પાસે એક ઘર હોય તેવી શક્યતા લાગે છે.

આ જગ્યા એક યોગા સેન્ટર લાગે છે.

દરવાજો છે જે ખુબજ મોટો છે એવા અંદર ત્રણ ચાર પણ દરવાજા છે.

આ ફોટો એક સરકારી કચેરીનો ફોટો હોય તેવી શક્યતા લાગી રહી છે અહીં એક ગાય--

ખૂબસૂરત ડુંગર આવેલા છે જે એકદમ લીલોતરીથી ભરાઈ ગયેલા છે ખેતરમાં ખેડૂતે--

બીજી બાજુ એક ભાઈ ફોન માં રમત રમી રહ્યા છે.

આ ફોટો કપડાની દુકાનનો ફોટો છે જેમાં જેન્ટ્સ ના કપડા સીવવા માટે કાપડ મળે છે.

જેમા ગ્રીન કલર નુ દીવાલમાં એક ભાઈનો ફોટો ચોટાળેલો છે.

જે ઓગણીસસો ઓગણ એંસી થી ચાલી રહી છે.

આ તે બોર્ડ વાદળી કલર થી લગાવેલું છે.

ટેબલ એકદમ ખુબજ સરસ છે બે સોફા આપેલા છે બે ખુરશી આવેલી છે.

આ ફોટો એક રેસ્ટોરન્ટ નો ફોટો છે.

દિવાલ નાં થાંભલા પર માતાજીના અને ગરબાનાં ફોટા લગાવેલા છે.

આ ફોટા માં એક મોટરગાડી દેખાય રહી છે.

લાલ કલર ની ટી શર્ટ અને--